ડબ્બા વાળી ગાડી ઊભી છે અને રેડ કલર નું પ્લેટફોર્મ દેખાય છે.

ઉપર સોપિંગ સેન્ટર છે નીચે જે મેઇન રોડ પર આવ્યું છે બહાર એક કાર ઊભી છે --

એક ઘર છે એની બહાર સરસ એવા વૃક્ષ છે.

કોઈક લગન માટેની અહ જગ્યા છે જ્યાં ડેકોરેશન કયરુ છે.

અહ વાઈટ કલર ના સોફા મૂક્યા છે જ્યાં અ ત્રણ અંકલ બેઠા છે એક અંકલ એ બ્લુ કલર નો શર્ટ પહેર્યો છે એક એ વાઈટ કલર નો.

સામે એક ઝાડ છે અને એક મગર પડ્યો છે મો મોટો.

આ પેટ્રોલ પંપ છે જ્યાં આગળ એ અ બ્લુ એન યલો કલર થી ઉપર સેડ આયપુ છે.

આ ગોળ રાઉન્ડ વાલા બઉ બધા રાઉન્ડ ના શેઇપ ના બનાયવા છે.

વ્હાઈટ કલર ની બસ છે ઓરેન્જ કલર ની બોર્ડર ક્રીમ અહ પટ્ટી છે.

બ્લુ બકેટ છે યલો છે અને વજન માટેનું કાંટો દેખાય છે.

આ ડોક્ટર રાજેશ પટેલ નું ક્લિનિક છે એક્સરે અને સોનોગ્રાફી માં માટેનું.

આ લીલી ઘાંસ દેખાય છે અને સામે એક બિલ્ડીંગ પણ દેખાય રહી છે.